આ એક સુંદર બગીચાનું ચિત્ર છે આ એક--

આમા ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે.

આ એક એચ_ડી_એફ_સી બેંક નો ચિત્ર છે.

તેમાં અલ હાલમાં ટ્રેન દેખા આવેલી દેખાય રહી છે.

તેમા ટ્રેન દ્વારા મુસાફરી કરવા માટે કેટલાક લોકો દેખાય રહ્યા છે.

ફુલ ઘરનું ચિત્ર ચે તેમાં અલગઅલગ પ્રકારના--

આ એક સુંદર ચિત્ર છે તેની પાછળ.

તેમાં કેટલી ગાડી પા ગેસ પુરાય રહી છે.

આ એક ગાંધીનગરમાં આવેલા અભ્યારણ નું ચિત્ર છે.

તેમાં ખૂ ખૂબ જ વધારે માત્રામાં પુરીના પેકેટ દેખાઈ રહ્યા છે.

તેમ એક મેકેનિક દ્વારા તેને રીપેર કરવામાં આવી રહી છે તે કાર --

તેમાં ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે તેમાં ઘણા બધા વૃક્ષો દેખાઈ રહ્યા છે તે ખૂબ જ મોટા અને ઘટાદાર છે.

તેમાં એક એ_ટી_એમ દેખાય રહ્યું છે તેની બાજુમ ઘણી બધી દુકાનો દેખાય રહી છે.

આ એક સુંદર ચિત્ર છે તેમાં ઘણા બધા ફૂલો દેખાય રહ્યા છે.

ખૂબ જ મોટી બિલ્ડીંગ દેખાઈ રહી છે આ એક ખૂબ જ સુંદર--

ઘણી બધી અલગ અલગ શોપો નું ચિત્ર છે.

તેમાં ઘણી બધી ગાડીઓ દેખાય રહી છે તેની પાછળ ઘણાં બધા વૃક્ષો દેખાય રહ્યા છે આ એક ખૂબજ મોટુ--

પ્રકારના નૃત્ય કરી રહ્યું છે તેને જોવા માટે--

તેમાં ઘણી બધી અલગ અલગ ગાડીઓ પાર્કિંગ માં દેખાય રહી છે.

પુસ્તકો દેખાય રહી છે તે ખૂબજ સુંદર વ્યવસ્થિત--

તેમા ઘણા બધા વૃક્ષો દેખાય રહ્યા છે આ વૃક્ષો ગરમીના અ--

આ એક ખુબજ મોટુ મેદાન છે જેમા અમુક ભાગમાં પાણી ભરાયેલું છે તે ખુબજ સાફ અને સુંદર મેદાન છે.

આ એક સુંદર ચિત્ર છે તેમા કોક મહાન વ્યકના આવેલા દેખાય રહ્યા છે.

સ્ત્રીઓ માટેના કપડા મળી રહે છે તેમાં ઘણી બધી સ્ત્રીઓ શોપિંગ કરી રહી છે તે ખૂબજ સુંદર--

પ્રકારના પ્રકારની સાડીયો દેખાય રહી છે તેમા અલગ અલગ પ્રકારના--

ઘણા બધા યાત્રીઓ બેઠેલા દેખાઈ રહ્યા છે તેમાં ઘણા બધા.